આ ગાર્ડન છે ગાર્ડન માં બેસવાનું છે પાછળ બિલ્ડીંગ નું કામ ચાલુ છે બે સર્કલ છે એમા કૂદવાનું છે.

એક રેડ કલર નું બાઈક છે એક બ્લુ કલર નું બાઈક છે ગણપતિ બાપ્પા દેખાય છે એન્ટ્રેન્સ માં કાર છે આસોપાલવ છ--

આ ગાર્ડન છે ગાર્ડન મા લપસણી છે ઝુલા છે લાઇટ છે ઝાડ છે ગાડીઓ છે.

અહ રેડ કલર ની ઉંમ્બ્રેલા છે યેલો કલર ની ઉંમ્બ્રેલા છે.

ત્યાં બાર એક્ટિવા પડેલુ છે તેમા ટાયર છે ગ્રીન કલર નો પરદો છે પાછળ--

છ બારીઓ છે બીજી છ બારીઓ છે મેન ગેટ છે રમવાનું છે સ્ટેન્ડ --

કોઈ કઈક ચિત્રકામનું કામ કરી રહ્યા છે છ છોકરીઓ છે બીજી બે છોકરીઓ પાછળ છે એક મેડમ છે એક વાયર લટકે છે.

વ્હીલ એલેઝમેન્ટ કાર વોશ કાર એ_સી --

એક ભાઈએ લેંઘો ઝભ્ભો પહેરે છે વાઈટ કલર નો અને બ્લેક કલર ની કુરતી પહેરે છે અને રેડ કલર ની ચેર છે.

પાછડ ઉપર ઘર છે આ બાજુ ઇન્ડિયન બેન્ક બંધન બેન્ક છે અ એ_ટી_એમ છે.

ગ્રીન કલર નુ છે રેડ કલર નુ છે વ્હાઇટ કલર નુ છે એમા ડોટ ડોટ છે રેડ કલર નુ છે.